તો પોતાની એક મર્યાદા અને પોતાની એક ક્ષમતા છે અને પોતાની પરી સુંદરતા છે અને ફિલ્મની એક પોતાની સુંદરતા છે અને નાટક છે એની પોતાની સુંદરતા છે. હવે બહેનો તમે તફાવત જોવા જાઓ તો ફિલ્મ વસ્તુ એવી છે કે તમે દૂરની સીટ ઉપર બેસીને જોવો તો તમને મજા આવે જોવાની અને નાટકની મજા એ છે કે તમે નજીકની સીટ ઉપર બેસીને જુઓ તો તમને નાટક જોવાની મજા આવે હા એટલે ટૂંકમાં કહી શકાય કે બંનેના કંઈક અલગ અલગ ફાયદા છે બરાબર બંનેના અલગ અલગ ડાયરા છે ઠીક છે હવે એમાં એવું તો નથી કે ભાઈ નાટકનું કોઈ કલાકાર કે નાટકનો કોઈ નાયક હોય આપણે નાયકના ને મૂકી દઈએ નાટકનો કોઈપણ એક કલાકાર હોય એ ફિલ્મમાં કામ ન કરી શકે એવું તો હોય નહીં ઠીક છે અને એવું નથી કે ફિલ્મનો જે કલાકાર છે એ નાટકમાં કામ ન કરી શકે બંને એક સાથે કંબાઇન તો છે જ ને હમ સમજો છો તમે તો આ અલગ અલગ છે તો હવે તમે જોવા જાવ છે બંને વસ્તુ જોવાની જ દ્રશ્ય જેને કહીએ ને આપણે દશ્ય શ્રાવ્ય જે તમને અનુભૂતિ કરાવે છે બરાબર હવે તમે એમાં તમે સિનેમા ની અંદર જ તમે જોવા જાતા હોય એમાં ઈમોશન તો છે જ ઠીક છે ઈમોશનલ ભાવનાત્મક વસ્તુ છે જ બધી જોડાયેલી જ છે સમજો છો હવે કોઈ દુઃખી ખત પીચર છે એ તો દુઃખદ છે.

એની માત્રા ઉપર નીચે હોઈ શકશે હા બરાબર કેવી રીતના કે તમે ફિલ્મમાં જોવા જાવ તો તમને કદાચ તમારી ભાવનાત્મક જે પ્રવૃત્તિ છે એ તમારી જે ઈમોશનલ ટચ થવાના છો એ થોડા ઓછા થાશો. તો નાટક જ્યારે જોવા જશો તો નાટકમાં તો હું ઈમોશનલ વધારે થઈ જઈશ એનું કારણ શું છે લાઈવ પર્ફોર્મન્સ છે. સામે વ્યક્તિ છે ફિલ્મમાં જે વ્યક્તિ તો છે પણ એ કેવું છે એ પડદાની પાછળ છે ઠીક છે એ શુટ થયેલું છે ઓલરેડી અને આ તો લાઈવ છે લાઈવમાં તો શું હોય કે એ તો એની એનર્જી જે તમને ટચ કરશે ઠીક છે એટલે ઘણી એવી શું કહેવાય બેની અંદર સમાનતર સમાનતા છે. સમાનતા હોવા છતાં એ થોડી પોતાના ડાયરાઓ છે જે આપણે વાત કરીને એ રીતના હા એ જ ને અને તમે જરાક આ જણાવજો ને કે કઈ રીતે આપણે એમએસ યુનિવર્સિટી પફોર્મન્સ ક્લાસમાં અથવા બીજે ગમે ત્યાં કોઈ પણ આપણા ભારતમાં કે કોઈપણ બીજી જગ્યાએ એડમિશન લેવા માટે શું કરવું જોઈએ અને શું શીખવું જોઈએ એટલે આપણે થી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 તમને એક્ટિંગ નું શોખ છે તો પહેલા તો તમે એની વર્કશોપ થતી હોય છે ઠીક છે તમારી આજુબાજુના શહેરમાં કદાચ થતી હોય તમારા પોતાના શહેરમાં તો તો કોઈ નાટ્યકાર હોય અને વર્કશોપ કરતા હોય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

તો ઓલરેડી તમે તમને ખબર નથી હોતી પણ તમારું જે સબ કોન્સ માઈન્ડ છે એ ઓબ્ઝર્વ કરતું જ હોય બધાયને ઠીક છે ઓબ્ઝર્વેશન એટલે તો ખબર પડી ને તમને તોય ઓબ્ઝર્વેશનની સ્કીલ તમારી ડેવલપ કરવાની એટલે એમાં ઘણા બધા પાર્ટ છે. એવું કહી શકાય ને કે કોઈનું જોઈ જોઈને મૂલ્યાંકન કરવું આંખથી મૂલ્યાંકન કરવું હા હા હા કહી શકાય કહી શકાય જોઈને મૂલ્યાંકન કરવું અને ફરી એકવાર શું કહેવાય એકદમ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

તો ત્યાં તમને એડમિશન પ્રોસેસ ઓનલાઇન જોઈ છે એ બહુ ઇઝી ટુ એવું હોય છે એમાં કોઈ ઝાઝી વસ્તુ હોતી નથી પણ હા એની એની સ્ટેજિસ હોય છે એ થોડાક મુશ્કેલ હોય છે. પાર્ક કરવા જો તમે નેશનલ લેવલે જાવ તો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 ઠીક છે તો આમાં ત્વેલ્થ પાસ ચાલે એમાં બે યુનિવર્સિટી છે ઠીક છે અને જો તમે દિલ્હી જાવ નેશનલ લેવલે તો તમારે ગ્રેજ્યુએશન ફરજિયાત છે. તમારું હોવું જોઈએ પછી તમને બરોડા છે બરોડામાં જાવ તો તેમાં ટ્વેલ્થ પાસ ચાલે ઠીક છે એટલે હા એટલે એ જ કહું છું ને એની બધી ઓનલાઇન પ્રોસેસ છે ઓનલાઇન તમારે જોવું પડત કે શું? કેવી રીતના તમારું પેલું હોવું જોઈએ ભણવાની કેવી હોવી જોઈએ ગ્રેજ્યુએશન હોવું જોઈએ કે બાર પાસ હોવું જોઈએ તો એ પ્રમાણે બધાયની સમાન કન્ડિશન હોય છે. પોતાની જે સ્ટુડન્ટ હોય છે અલગ અલગ હોય છે એવું હોય છે બરાબર હારુ કહેવાય અત્યારના લોકો થોડાક એક્ટિંગમાં અને આમાં અત્યારના આજુબાજુ ગામડાના લોકો પણ હું જોઉં છું કે નાટક માને બધે બહુ રસ લે છે અને આ થયા રાખે છે આપણે જોવા જઈએ તો અમદાવાદમાં અને રાજકોટમાં ને થિયેટર બહુ ચાલુ છે અત્યારે હા અમદાવાદ રાજકોટમાં ચાલુ છે નાટકો સોસ ચાલુ થયા છે અને હું તો કહું કે નાટકો નો ય હું તો કહું કે નાટકોનો જે નાટક પ્રયોગ છે એ બધા કરવા જોઈએ હું તો એવું કહું અને ઓડિયન્સને જાવું જોઈએ કે નાટક એક આપણો બહુ જૂનો એવો અંગ છે સંસ્કૃતિનો અને તમે જુઓ તો નાટકમાં એ ઘણા ઘણા કલાકારો છે હવે એ વાત કરીશું તો આખી રાત નીકળી જશે. હવે હું તમને ટૂંકમાં સમજાવું તો આપણે ગુજરાતમાં ભવાઈ થાય છે બરોબર તો એ નાટકનું મહત્વનો ભાગ છે. હા ભવાઈ થાય છે અમારે ઘણી વાર એવું હોય છે કે રામલીલાનું રામલીલા નું જ્યારે ભજન થાય ત્યારે ભવાઈ પણ હોય હા ભવાઈ થાય છે એમાં રામલીલા રાસલીલા થાય તમે સમજાતું રામા પીર નું આખ્યાન થાય.

અને ફિલ્મ આ બેની જે વસ્તુ છે ને આપણે જે સૌથી પહેલું પ્રશ્ન હતો એ બહુ મજાની વાત એ છે કે બે તમને ભાવનાત્મક રીતે જોડે છે. બેમાં એક જ હોઈ શકે નાયક નાયકા અલગ હોઈ શકે બેના દિગ્દર્શક એ અલગ હોઈ શકે ઠીક છે.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 પણ એની જે ભાવનાત્મક પ્રવૃત્તિ છે ને એ એક જ છે એટલું હું કહી શકું એ તમને એ તમને ઈમોશન વિશે ઈમોશન્સ વિશે જોડ છે જ અને પછી એમાં શું કહેવાય હાસ્યનો રસ હોય છે કરુણ રસ હોય છે. કે વિભત કોઈ પણ રસ હોય એ કોઈ પણ રસ તમને હું એવું નહિ કે તો કે film ને આ આજ કોઈ પણ કલા એ તમને ભાવન્તામ્ક જોશે જ. Hello મારું નામ ગોહિલ હર્ષ છે અને હું તમને થોડીક માહિતી આપવા માંગુ છું એ કદાવર માણસ પોતાની જાત પર કાબુ ના રાખી શક્યો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ટપકા ભરેલી નજરે હેમંત સુમીર સામે જોઇ રહ્યો સુમીર ને પણ હવે પસ્તાવો થતો હતો વાતાવરણ ગંભીર બની ગયુ આઈ એમ વેરી સોરી થેલામાંથી પાણીની બોટલ કાઢીને સુમીર તેના હાથમાં આપી સાંત્વન આપતા વડે ચિંતા ના કરો ઈશ્વર સૌને સારાવાના કરશે તમારી દીકરીની બધી

વળી પાણી એમજ તેના ખભે હાથ મૂકીયો પાણી પીવા આગ્રહ કર્યો પાણી તો હવે તે પેલી મોઢું જોઈને જ પીશ તમે તો સમજ્યા બા અમૃત બીજો દીકરીની ચાકરી કરવા માટે પણ શરીર માં તાકાત ટકાવી પડાવી રાખવી પડશે સુમીર સમજાવવું કે પ્લીઝ બે ઘૂંટડા પાણી પીશો તો તમને પણ સારું લાગશે એ બંને ઘણા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા એ જોઈ વૃદ્ધે પાણીની બોટલ બાજુમાં મૂકી બે હાથ જોડી આંખો બંધ કરી ગર્દ નીચી કરી અને ઈશ્વરની માફી માંગી અને પછી ત્રણ-ચાર ઘૂંટડા પાણી પીધું અને બહાર ગણગોર અંધકાર હતો ટાઈમ સડસડાટ આગળ વધતી હતી પાંચેક મિનિટ કોઈ કશું ન બોલ્યો ત્રણેય ચુપચાપ બેસી રહ્યા એ જ વખતે બુધના ખિસ્સામાંથી મોબાઈલ રણક્યો એમને ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢ્યો સ્ક્રીન ઉપર નજર કરી પછી પાછો ખિસ્સામાં મોબાઈલ મૂકી દીધો થોડીક વાર રીંગ વાગ્યા પછી મોબાઈલ શાંત થઈ ગયો કોનો ફોન હતો હેમંત એ પૂછ્યું વેવાઈ નો તેને ઉત્તર આપ્યો તો પછી વાત કેમ ન કરી હિંમત હારી ગયો છો દીકરા વૃદ્ધેના અવાજમાં ધ્રૂજેરાઈ ઉમેરાઈ ને કાઇ વેરાવળ સુધીનો રસ્તો કાપવા નો પણ ભારે પડે બી પોઝીટીવ ઈશ્વર પર વિશ્વાસ રાખો હિંમત હારીને પણ શું ફાયદો આપણે કોઈનું કઈ બગાડયું ન હોય ખરાબ થશે એવા વિચાર શા માટે સમીર સમજાવ્યું મારું મન કહે છે કે મારી દીકરીને કંઈ નહીં થાય પાંચ છ દિવસમાં રમતી થઇ જશે એ વખતે તમે મને યાદ કરજો સમીર આત્મવિશ્વાસથી તે વખતે સમીર સામે જોઈ રહ્યો મારા પાપ ની સજા મારી દીકરીને ભોગવવી પડે એકદ બે મિનિટના મનોમંથન પછી તેને મોં ખોલ્યું ગુના કર્યો એ મારી બાપડીને મળે હજુ ચાર મહિના પહેલાં જ વિધવા થઈ છે જોતાં વેધ જમાઈ છળે છળ ઘડીક ના છઠ્ઠા ભાગમાં હતો ન હતો થઈ ગયો હજી ગાનિકકળ વડે પહેલાં જ આ ઘટના આવી

આપેતો શું થાય એ જગ્યા મેં જોઈ લીધું કોઈની દુવા કયા આશીર્વાદ ફળે છે એ જોવાનું બાકી હતું નીચું જોઈને નિરાશ થી માથું દોડાવીને બોલતો હતો વર્ષો પછી ની તક મળી છે એટલે માનભર હળવો થશે પાપ ધોવાશે

તમને પણ બોધપાઠ મળશે જાને બારી અંધકાર વચ્ચે ભૂતકાળના દ્રશ્યો દેખાતા એમ તાકી રહ્યો રમણીક મારું નામ ત્યારે એકસઠ

હોદ્દા અને સત્તાનો નશો અને ની ઉંમર વર્તાવી એટલે વાત ન પૂછો લગ્ન થયા પહેલા ખોડે દીકરો અને બીજા ખોડે દીકરી એવા માં માં મારો પોસ્ટીંગ થયું હતું સરસ મજાનો સરકારી બંગલો નોકર-ચાકર અને સાગ બે નંબરના ધંધો ની બબલર કમાણી ખરા અર્થમાં આકાશમાં ઉડતો હતો ધાક જમાવવા માટે જેટલી રાઉન્ડ નીકળું તે વખતે જાણે જંગલોમાં મહારાજા જેવો વટ રાખ બારી સામે જોઈ એ ધીમા અવાજે બોલતો હતો ત્રણ વર્ષનો દીકરો હતો દીકરી નો પહેલો જન્મદિવસ હતો રાત્રે બંગલે પાર્ટી રાખેલી એ અગાઉ બપોરે હું રાઉન્ડમાં નીકળ્યો ડ્રાઇવર જીપ ચલાવતો હતો અને ઢોળાવવાળા રસ્તે મારી નજર શિકારી કૂતરા ની જેમ ચરેતરફ હતી લાકડાના પાટોં લઈ જતાં બે શ્રમજીવી દૂરથી દેખાય એટલે જીપ એ તરફ લેવડાવી પેલા બંને ઢાળ ઉતરીને ભાગ્યા એ જોઈ હાથમાં ચાબુક લઈને નીચે ઉતાયો આખું દ્રશ્ય જાણે આંખની સામે દેખાય એમ બોલતો હતો મેં એમને પકડ્ કરીયા એ છતાં એમને ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે મારી કમાન છટકી એ બે માંથી જે જુવાન હતો એ ભાગ્ય પણ બીજા ના પગ પર મારો ચાબુક નો ફટકો પડ્યો એટલે એ લઠ લોઠડાયો બે હાથ જોડી કરગડીયો સાહેબ આ કુંઢેલા છે કઈ ઝાડમાંથી નથી કાપ્યુ એ કરગરતો હતો પણ હું જૂની બની ગયો સૂકી નદીના કાંઠે મોટા મોટા પથ્થરો વચ્ચે અમે ઉભા હતા નીચે પડેલો મારો ભારો લઈને એ ફરીથી ચલવા લાગ્યો મેં ફરીથી ચાબુક વીજવાનું શરૂ કર્યું એ પથ્થરની ધાર ઉપર જે ઊભો હતો મેં એના પગ પર ચાબુક એટલા જોરથી મારી કે ઉજળી ને છતે પાઠ પડ્યો એવી રીતે પડ્યો કે કોપરાના કાચલા ની જેમ એની ખોપરી વીંધાઈ ગઈ હેમંત અને સમીર સથભ બનીને સાંભળી રહ્યા હતા બે-ત્રણ સંકેત અટકી

અને અંદર આવી ચૂપચાપ અને રડતી રડતી બોલતી હતી

લખી આવે શાંત થા કોઈ ને આવા શ્રાપ ન દેવાય તેની સાથે આવેલ એક સમજદાર સ્ત્રી બે હાથે થી પકડી તેને શાંત પાડવા પ્રયત્ન કર્યો જાણે મારે

પહેલા ચારે ટાબરિયા ઓસરિ ઓસરિયાળા બની લખીને વીંટળાઈને ઉભા હતા એ હચમચાવી મૂકે એવો વિલાપ હજી મારા કાન માં ભડકાય છે કકડતી આતરડી આંખે લખી આપેલા શ્રાપ એ પગ વર્યલો છું અવાજ થી લોક થઈ ગયો પાંચ વર્ષ શ્રીમતી ને હાર્ટ એટેક આવ્યો અને વિદાય લીધી દીકરો એન્જીનીયર થઇ અને અમેરિકા ગયો બે વર્ષ પહેલા તેને ત્યાં આંતરડાનું કેન્સર થયું હું ત્યાં ગયો એની સારવારમાં બધી કમાણી સાફ થઇ પણ એ ના બચયો સારુ ઘર જોઈ દીકરીને વેરાવળ પરણાવી હતી ચાર મહિનામાં જુવાન જોધ જમાઈ ફાટી પડીયો એક્સિડન્ટમાં ગુજરી ગયો એટલે તેને ઇન્શ્યોરન્સના પચાસ લાખ રૂપિયા દીકરીને મળવાના હતા એમાં એને દિયર જોડે પરણાવામાં કાવાદાવા એ લોકોએ શરૂ કરી દીધાં જેથી એ પૈસા ઘરમાં જ આઈ

મને સળગાવી દીધી જાન અટકી રમણીકે બારી બહાર જોઇને નિસાસો નાખ્યો ઈશ્વર જાણે કેટલું દાજી હશે હેમંત અને સમીર નજર દુઃખી બાપને જોયા પછી એ વખતે ફરી રમણીક ફોન રણક્યો એને ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાંઢી સ્ક્રીન સામે જોઈ નિરાશાથી માથું ધુણાવ્યું વેરાવળ થી છે હેમંત પૂછ્યું હિંમત નથી ચાલતી હકારમાં માથું ધુણાવ્યું તે બબડ્યો રમણીકભાઈ સુઈ જા એ અગાઉ તેના હાથમાંથી મોબાઇલ લઇ લીધો હેલો હેમંત એ જણાવ્યું રમણીકભાઈ ઊંઘી ગયા છે હું એમનો મિત્ર છું

દેશ ના કારોબારી ની સાવક વાસ્તવિક વડાપ્રધાન ગણાય છે બંધારણ ની કલામ પંચોતેર અનુસાર વડાપ્રધાન નિર્માણ ગણાય છે વડાપ્રધાન ની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે

કરી શકે છે સામાન્ય રીતે વડાપ્રધાન લોકસભાના બહુમતી ના જરજ નેતા હોય છે જયારે લોક સભા માં કોઈ પણ પક્ષ ને બહુમતી ના મળે તો રાષ્ટ્રપતિ ના મોટા પક્ષ ને નેતા ને વડાપ્રધાન તરીકે નિમણુંક કરે છે વડાપ્રધાન પદ યોજવા વય ના ઓછા માં ઓછું પચીસ વર્ષ હોવી જોઈએ

સરકાર વડાપ્રધાન હોય છે કેન્દ્રીય અંતિમ પરિસ્થિતિ ને અધયસ વડાપ્રધાન હોય છે નીતિ આરોગ્ય ના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે રાષ્ટ્રના વ્યવસાયિક પરિસ્થિ ના આધ્યક્ષ વડાપ્રધાન હોય છે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. ભારત ના પ્રથમ મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા છે બન્યા તે તમે સંસદ નો કોઈ પણ ગૃહ સભ્ય નોટો. લોકસભા વિસ્તાર અને મત ચુતીયા વગર વડાપ્રધાન પ્રથમ વ્યક્તિ ચરણ સિંહ હતા. જોલજારી લાલ અને નંદન વડાપ્રધાન પેડ ગ્રહણ કર્યું અવિશ્વાસ પ્રધાન કારણે સૌ પરધામ વડાપ્રધાન તરીકે મોરજી એ રાજીનામુ આપ્યું હતું સૌ સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન પેડ રહેનાર જવાહરલાલ નહેરુ હતા સૌથી ઓછા સમય વડાપ્રધાન પદ રહેનાર વ્યક્તિ અટલબિહારી વાત્સલ્ય હતા પ્રથમ બિન કો કોંગ્રેસી વડાપ્રધાન મોરારી દેસાઈ હતા સૌથી નાના વચ્ચે વડાપ્રધાન બનનાર વ્યક્તિ રાજીવ ગાંધી હતા વડાપ્રધાન નું પેડ ગ્રહણ કરનાર મોરારી દેસાઈ હતા લોક સભામાં અવિશ્વાસ નો પ્રથમ સૌપ્રથમ જવાહરલાલ નહેરુ હતા લોક સભા ચૂંટણી હરનાર પ્રથમ વડાપ્રધાન ઈ ઇન્દિરા ગાંધી હતા લોક સભા માં અત્યાર સુધી સૌથી વધુ વખત વખત ને અવિશ્વાસ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ અલાવ્યું લખાવ્યું સ્વતંત્ર ભારતીય અત્યારે સુધી સંસદ સહયોગ બેઠા છે પાંચ છ તારીખે સૌથી વધુ વખત હાજરી આપનાર વડાપ્રધાન અટલબિહારી વાચવા હતા વડાપ્રધાન ની સંસદ મતદાન દ્વારા પતાવીયા હતા સવગણત ભારત અત્યાર સુધી સાત વ્યક્તિ ઓ વડાપ્રધાન

બંધારણીય છે વડાપ્રધાન મોરારી દેસાઈ સાર કાર્યકર દરમિયાન બે ડીએ નાયક વડાપ્રધાન એ એક સાથે નિમણુંક થયા હતા બંધારણ વ્યક્તિ નાયક વડાપ્રધાન તિબેટ મંત્રી સમક્ષ ગણાય છે રાષ્ટ્રપતી ની મદદ આપવા માટે કલમ ચુંમોતેર મુજબ પરિસ્થિતિ ની રચના કરવા માં આવે છે દેશ ની વાસ્તવિક

કેન્દ્રીય મંત્રી પરિસ્થિતિ ની મહત્વ સંખ્યા લોકસભાના કુલ પંદર ટાકા હોય છે એકાણુ ના બંધારણીય સુધારણા બે હાજર ચાર દ્વારા કેન્દ્રીય અને રાજ્યસરકાર મંત્રી પરિચિત સભ્ય ની સંખ્યા નક્કી કરવામાં આવી છે વાસ્તવ માં વાર રાજય થી અને વયવત વ્યવશ્થ ના કેન્દ્રે સંસ્થાને મંત્રી પરિચિત હોય છે ભારતીય મંત્રી પરિસદ ના મોટા ભાગ ના સભ્ય લોક સભા માંથી લેવા માં આવે છે મંત્રી પરિસ્થિતિ ના સભ્યો સંસદ સભ્ય બને છે નાખી સક્સે મંત્રી પતિ અને કોઈ પણ ગુને સભ્ય ન હોય તે છ માસ ના કોઈ પણ ગૃહ સભ્ય પાર મેળવું પડે

તક મંત્રી પરિચિત તણવ્યખ્યા તારણ વચ્ચે ના મંત્રી હોય છે મંત્રી પરિસ્થિત ના પ્રથમ શ્રેણી મંત્રી કેબિનેટ મંત્રી કહેવાય છે દેશ માં સંચાલક માટે કાયદા કાયદા ઓનો નીતિ ઓનો નિર્માણ મંત્રી પ્રોક્ષીત કરે છે રાજ્યસભા માં નામાંકિત સભ્યમાંતી પરિચિત સભ્ય બની સક્સે મંત્રી પરિચિત વાળા પ્રધાન અને મંત્રી ઓ સા~ સામેલ હોય છે અવિશ્વાસ અને સ્વછતા દવારા મંત્રી ઓ મંત્રી ઓને હટાવ હટાવ નો અધિકાર લોક સભા નો છે સ્વતંત્ર ભારત માં મંત્રી પરિસ્થિતિ ના વિરુદ્ધ પ્રથમ અવિશ્વાસ અર્થાત ડાખત ઓગણીસો ત્રેસઠ માં નવાઈ હતી જો કોઈ મંત્રી રાજ્યસભા સભ્ય ને ઓળખી એ લોકો વ્યક્તિ માં વ્યક્ત આપી શકે છે મંત્રી મંડળ ના રાજય સી એ બાબત સમીકતી ને સુખદ તેબીનીયત કરે છે મંત્રી ઓ પરિષદ વિરુદ્ધ અવિશ્વાસ સંસ્થા ઓ લાવવા માટે લોકો માં પચાસ સુધી નું પરમં હોવું જોઈ સ્વતંત્ર ભારત ની પ્રથમ મંત્રી પરિષદ માં વડાપ્રધાન સહિત છત્રીસ સભ્યો હતા પરિસ્થિતિ મંત્રી વ્યક્તિ ના રાષ્ટ્રપતિ મરજી હોય છે ત્યાં સુધી પોતાના હોદ્દા ધરાવે છે સૌતંત્ર ભારત ની પ્રથમ મંત્રી પરિસ્થિતિ ના અંતિમ પરિસ્થિતિ વ્યક્ત માત્ર મહિલા સભ્ય રાજકુમારી અમૃત કોરા હતા સૌપ્રથમ ભારત માં પ્રથમ શિક્ષણ મંત્રી મોલાના અમુલ ઓહ આ ખલામ આઝાદ હતા સ્વતંત્ર ભારત પ્રથમ શિક્ષા મંત્રી સરદાર જરદોશી હતા સ્વતંત્ર ભારત ના પ્રથમ નાણાં મંત્રી પ્રણવ હું શેટી હતા આહ કેન્દ્રીય પરિસદ માં રાજીનામુ આપનાર પ્રથમ મંત્રી સ્યામ પરસાદ મુખર્જી હતા કેન્દ્ર પરિસદ માં સૌયહી લાંબો સમય કાર્યવાર સંભાર નાર કેન્દ્ર મંત્રી રાજકુમારી અમૃત કોરા

ધરતી છે ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે. જેની ઉત્તર સીમા પાકિસ્તાન અને રાજસ્થાન સાથે પૂર્વ સીમા મધ્ય પ્રદેશ સાથે દક્ષિણ સીમા મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશ દિવ દમણદાદ દાદરા અને નગર હવેલી તથા પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર પાસે જોડાયેલી છે. ગુજરાત રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર પર પરથી પડેલું છે. જેમણે ઇસવીસન સાતસો અને ઈસવીસન આઠસો દરમિયાન અહીં રાજ કર્યું હતું. પા પાષણ યુગમાં ઉદ્ભવ પામેલા સાબરમતી સાબરમતી નદી અને હિન્દુ સંસ્કૃતિની ધરોહર ધરાવતા હડપ્પન અવશેષો લોથલ રામપુર તથા અમરી વગેરે સ્થળોએ જોવા મળે છે. ગીરનાર પર્વતમાં મળી આવેલા શિલ્પ અ સ્થ સ્થાપ સ્થાપત્યો મૌર્ય સમ્રાટ અશોક નાસામ્રાજ્યની ગહાવી અ ગવાહી પૂરે છે. જેને શક અનેઅ હુનોએ કબજે કરેલા વિસ્તારમાં થી ખદેડી મૂકી. ગુજરાત પ્રદેશમાં સામ્રાજ્ય કર્યું હતું. નવમી સદી દરમિયાન સર સોલંકી યુગનો ઉદય થયો. જેના શાસન કરતા કરતા ગુજરાતમાં ગૌરવ ગૌરવવંત નો ઇતિહાસ બનાવ્યો. ત્યારબાદ સુધ સુધીર સુધિર્ત કાળ સુધી મુસ્લિમ શાસક અહેમદ પહેલો પહેલો જેને ગુજરાત પર સૌપ્રથમ સ્વ સ્વતંત્ર મુસ્લિમ શાસક શાસક તરીકે ઈ. સ

પ્રાંતની શાસન ઝુરા સંભાળી સમ સમ્યાન્તરે ગુજરાત નો કારોબાર વિવિધ અ અ રજવાડાઓના હાથમાં હતો ઈસવીસન પ્રાંતની શાસન ઝુરા સંભાળી ઓગણીસો સુડતાલીસ માં દેશ આઝાદ થયો ત્યારથી ત્યારથી લઈને પેલી મેઓગણીસો સાઇઠસુધી સૌરાષ્ટ્ર સિવાયનો સમ

કાળે રાજ રાજધાની અમદા અમદાવાદ બની હતી વર્ષ ઓગણીસો સીતેર માં ગાંધીનગર નું નિર્માણ કરી. રાજ્યની રાજધાની ગાંધીનગર લઇ જવામાં આવી. પ્રાચીન ઇતિહાસ સૌપ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરો ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાન નો ભાગ છે. મૂનોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યુ તે તે જાતિના નામ પરથી ગુજજર થયું. જે પછીથી હિંદુ મુસ્લિમ ખ્રિસ્તી અને શીખ ધર્મમાં પરિવર્તન થયું.

મહી નદી પાસેના પાસેના પ્રદેશમાંથી મળી આવ્યા. હડપ્પા સંસ્કૃતિ સમયના શહેરો લોથલ રામપુર અ અચરજ વગેરે જગ્યાઓએ પણ આવ અવશેષી મળી આવેલા છે. પ્રાચીન ગુજરાત પર મૌર્ય શાસકે પણ શાસન કરેલું ગુજરાતના કેટલાક સ્થળો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ને જીતેલા જ્યાં અ જ્યારે નાજ્યારે તેના પૌત્ર સમ્રાટ અશોક તેમાં વિસ્તાર કરેલો શરૂઆતના ત્રણ મૌર્ય મૌર્યના અ

તે અંત તરફ આગળ વધ્યું. રાજા શૃંગારુએ રાજકીય કુનેહ કુનેહ થી મૌર્ય મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો મૌર્ય સામ્રાજ્યના પતન પછી ડેમેસ્ત્રના તબા હેઠળ ગ્રીક આક્રમણ ગુજરાત પર થયું હતું. સ્થાનિય અ સ્થાનિય રજવાડાઓની સંખ્યા ત્રેવીસ હતી. તેમના મુખ્ય ત્રણ હિંદુ રજવાડા અ ચાવુર ચાવુંરા સોલંકી અને બાદી બાદિલાહ હતા તેમણે ભારત પર પાંચસો પંચોતેર વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે ગુજરાત મોહ મોહમેદ મોહમેદ મોહમેદ ન ના કબજામાં હતું. ચાવુર ચાવુરા જકીય એકસો ને છનનું વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી સોલંકી રાજાઓએ શાસન કર્યું. ઇસવીસન નવસો દરમિયાન સોલંકી શાસન આવ્યું સોલંકી શાસન દરમિયાન ગુજરાત ગુજરાત નો સૌથી વિશાળ વિસ્તાર તેમના તાબામાં હતો. ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલા હતા. કારણ કે પ્ર પ્રતિહારાઓ પરમારો અને સોલંકી ગુર્જરો ને મળતા આવે છે. પ્રાચીન ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક સોલંકી અને રાજપૂત હતા. જેમણે ઈસવીસન નવસો સાઇઠ થી બારસો તેતાલિશ સુધી શાસન કર્યું. એમ માનવામાં આવે છે. કે ગુજરાતના છેલ્લા હિન્દુ શાસકો કરણદેવ કરણદેવ વાઘેલા ઈસવીસન બસો ને અ બસો ને સતાનું માં દિલ્લી ના સુલતાન સુલતાન અલાઉ અલાઉદ્દીન ખીલજી થી પરાજિત પામ્યા હતા. મધ્યકાલીન આક્રમનો મુસ્લિમોનું શાસન ચારસો વર્ષ સુધી રહ્યુ. જ જ જફરખાન મુજ્જફર એ સમયના નબળા દિલ્હીના સુલતાન સુલતાનનો ફાયદો

પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે ઈસવીસન એકસો ને ચૌદસો અગિયાર માં સાબરમતી સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્યું. આ અગાઉ ઈસવીસન ડચ દસ છવ્વીસ મોહમ્મદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો તેને રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો ફરી.

સંપતિની લૂંટ ચલાવી જે સંપત્તિ વૈભવ માટે ગુજરાત જગમશહૂર હતું ત્યારબાદ અલાઉદીન ખીલજી ઈસવીસન બારસો અઠ્ઠાણું માં ગુજરાતમાં આવ્યો. ગુજરાતના તાત્કાલિક સુલતાન ઈસવીસન પંદરસો છોતેર સુધી સ્વતંત્ર રહ્યા મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મોગલ સામ્રાજ્યમાં ભેળ ભેળવી દીધું. તેને માલવા અને ગુજરાતને મુગલ સમ્રાટ માં મુગલ સામ્રાજ્ય ઈસવીસન પંદરસો સીતેર માં સમિલ કર્યા. મુગલોએ બે સદી બે સદીઓ સુધી શાસન કર્યું. અઢારમી સદીના મધ્યમાં મહાન મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજી પોતાના પ્રભાવ અને કુનેહથી ગુજરાત પ્રાંત કબજે કર્યું. અધ અધતન પદ્ધતિનો પ્રભાવ ઈસવીસન સોળસો ડજ french અંગ્રેજ ને portugiz વગેરે માં ગુજરાત દરિયાકિનારે આવે વગેરે ગુજરાતના દરિયા કિનારે આવ્યા. અને પોતાના વિસ્તારનો વિક્સા વિકસાવ્યા વિકસાવ્યા. જેમાં દમણ દીવ અને દાદરા અને નગર હવેલી પ્રદેશો મુક્ત થયા. બ્રિટિશ state india company British state india company એ પોતાના વેપારી કામકાજ કામકાજો ઈસવીસન સોળસો ચૌદ મા સુરત ખાતે શરૂ કર્યા. પરંતુ ઈસવીસન સોળસો અડસઠમાં પોર્ટુગીઝ પાસેથી મુંબઈ નો કબજો લીધા બાદ તેઓ તેમનાં વેપારી કામ કાજને મુંબઈ લઈ ગયા. ગુજરાતના મોટાભાગનો અંકુશ મરાઠા શાસક પાસે રહ્યું. ઘણા ઘણા સ્થાનિક સ્નાતક સ્નાતક જેમ કે વડોદરા ના મરાઠા ગાયક ગાયકવાડ પોતાની શાંતિ વાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા. બાદ બ્રિટિશ શાસન હેઠળ પોતાનું શાસન ચલાવ્યું. ગુજરાતની શાસન વ્ય વ્યવસ્થા તાત્કાલિન બોમ્બે ના શાસક દ્વારા કરવામાં આવી હતી. જેમાં વડોદરા સામે શામેલ ન હતું. જે સીધા જ જે સીધા જ ભારતના જનરલ તાબા હેઠળ હતું. ઇસવીસન અઢારસો અઢાર થી ઇસવીસન ઓગણીસો ચૂમોતેર દરમિયાન આજનું ગુજરાત અનેક નાના વિસ્તાર વિસ્તારો જેવા કે કાઠીયાવાડ કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લાઓ જેવા કે અમદાવાદ ભરૂચ ખેડા પંચ પંચમહાલ અને સુરત પ્રાંતના સીધા જ બ્રિટિશ સરકાર બ્રિટિશ સરકારના તાબામાં હતા. મોહનદાસ કરમચંદ ગાંધીનાસ્વતંત્રત સ્વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઈ. જેમાં તેમને સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ સીમા એટલે મનુષ્ય માં પેહલે થી જ રહેલી દિવ્યતાની અવ્યક્ત વ્યક્તિ ધર્મ એટલે પશુ માંથી ઊંચે ચડવા ની મનુષ્ય અને મનુષ્ય માંથી ઉંચે ચડવાની ઈતર બંધ આ મારો વિચાર જે માણસ સારા અને અને સુખી જીવન જીવવા ની ઈચ્છા સેવે છે તે નદી તરવા માટે મદદ ને દિલ થી લાકડાનું ટુકડું સમજી ને પકડી રાખનાર સલામત જીવે છે ચોક્કસ આદર્શ માટે જીવો અને મનમા બીજું કોઈ વ્યકતિને માટે જગ્યા ન રાખો આપણી બધીજ શક્તિઓને

શક્તિની અનુભૂતિ માટે ખરેખર ધગશ હોઈ તો દિવ્ય પ્રાર્થના કરાવી જોયે અને એવી સાધના દ્વારાજ આપણો વિકાસ થશે આપણે જીવીયે તે કશુંજ કરિશુંજ

આપણા અને સ્વાર્થપણા વચ્ચેના તફાવત શિવાય બીજો કશોજ નથી શૈતાન પણ ઈશ્વર જેટલુંજ માન ધરાવે ઈશ્વર જેટલોજ શક્તિમાન છે તફાવત એટલોજ છે કે એનામાં પવિત્રતા નથી અને પરિણામે એ તે શૈતાન છે આ વિખ્યા ખ્યાલ સમાજ આજના જગતને લાગુ પડે પડીયે છે નામ અને શક્તિ ને પવિત્રતા વિહોણો અતિરેક માણસ ને શૈતાન બનાવે વર્તમાન માં પરિવર્તન લાવવું એટલે ભવિષ્યમાં પણ પરિવર્તન અવસ્ય આવશે તમારી જાતને શુદ્ધ કરો એટલે જગત પણ શુદ્ધ થવાનું પ્રશ્ન છે કે મારે બીજાઓ માં ગુરુઓ જેવું શા માટે જોયે ખરાબ નો હોવું જોયે વર્તમાન કેવી રીતે જીવી શકીયે? આપણેને આત્માના આત્મો બીજામાં દોરી જાય એ સદગુણ અને અધોગતિને પંથે વાળે તે દૂર હોય માણસના ત્રણ ગુણો છે લેણું કરેલો છે સ્વાર્થી અને માણસી દિવ્ય જે ગુણ તમારા માં